છેક નીચેનું ચિત્ર જેવુ જોવા મળી રહ્યુ--

તેમાં કંઈક ચારક રૂમ છે તેવું દેખાય રહ્યું છે એક રૂમ નો દરવાજો ખુલ્લો છે તેવું દેખાય રહ્યું છે તે રૂમ માં બે બારી--

ચેક હોસ્પિટલ નું ચિત્ર હામે છે બે સોફા છે એક ફૂલદાની છે.

સામે ઘડિયાલ દેખાય રહી છે એક પોસ્ટર દેખાય રહ્યુ છે એક ટેબલ છે તેમના સાઇડ કોમ્પ્યુટર દેખાય રહ્યુ--

એસ_બી_આઈ બેન્ક નું સામે ચિત્ર જોવા મળી રહ્યું છે.

તેવુ એક જોવા મળી રહ્યુ છે નીચે જમણી બાજુ આઇ_સી_સી બેંક એ જોવા મડે છે ડાબી બાજુ એક ની દુકાન જોવા મળી રહી છે.

આ એક સુંદર પ્રાણી સંગ્રાલયનુ ચિત્ર છે જેમા એક દીપડો અવર જવર કરી રહ્યો છે

આ એક સ્ આ એક સુંદર રમણીય ચિત્ર છે જેમાં એક આઈસક્રીમ ની દુકાન છે મળેલું છે બાર ઘણા બધા ટેબલ --

આજુ બાજુ ઘણા બધા માણસો અવર જવર કરી રહ્યા છે ગાર્ડન --

આ એક સુંદર કેનેરા બેંક નું ચિત્ર જોવા મળી રહ્યુ છે ઉપર દાદીસા રેસ્ટોરન્ટ એની બાજુમાં--

આ એક સુંદર રમણીય દ્રશ્ય છે જે એક દ્રશ્ય જોવા મળી રહ્યુ છે ઘણી--

આનુ કંટ્રક્શન તો જોરદાર છે તેવુ દેખાય રહ્યુ છે બાર પેડ બો બધા વૃક્ષો ઉગાડેલા તેવુ દેખાય રહ્યુ છે અંદર લાઈટિંગ તેવુ દેખાય રહ્યુ છે.

વન આઈઝ ગોગલ્સ નુ ચિત્ર જોવા મળી રહ્યુ છે બાજુમાં એવુ ચિત્ર છે ને બાજુમાં એક--

આજુબાજુ ઝાડવા જોવા મળે છે ખૂબજ સુંદર રમણીય ચિત્ર છે હામે એક ઓફિસ જોવા મળે છે ઉપર શેડ બાંધેલો છે.

આ એક સુંદર રમણીય દ્રશ્ય છે જે એક ફૂટપાથ નુ છે જેના ઉપર એક પાર જાય છે એક ફૂટપાથ ઉપર એક--